મારો topic છે વાસના કે પ્રેમ ભાગ એક બન્ને એક જ સાથે મોટાં થયાં school પણ એક જ સાથે જવા આવવાનું કપિલ અને અનીતા ભણવામાં પણ હોશિયાર, બન્નેની family પણ સારા એવાં તાલુક હોવાથી એક - બીજાનાં ઘરે આવવા જવાનો કોઈ ને કોઈ રોક - ટોક ન હતી ધીરે ધીરે બન્ને, મોટા થતાં ને દસમાં ધોરણમાં આવ્યાં ત્યારે બન્ને પુખ્તવયનાં નવાં નવાં અનુભવ થી પરિચિત થયાં હતાં. થોડા - થોડા આગળ જતાં જ્યારે બારમાં ધોરણ,

નક્કી કર્યું બીજી બાજુ કપિલની college દૂર હોવાથી કપિલ ને bike આપવાની અને અનીતા પણ કપિલ સાથે એક જ college માં હોવાથી સાથે જ જશે આવશે એવું નક્કી થયું. આજે college માં પહેલો દિવસ હોવાથી કપિલ બીજા છોકરીઓ જોડે પોતાનો પરિચય કરાવ્યોં નવા લોકો સાથે બન્નેને મજા આવી હતી નવા અનુભવ સાથે જાણે વહેલાં પ્રેમમાં,

અનિતા એક નિખાલસ વિચાર ધરાવતી અને બધાં સાથે જલ્દી ભળી જતી એવો સ્વભાવ ને કારણે મિત્ર વર્ગ થોડાં સમયમાં college માં બનાવ્યું. ને બીજી બાજુ એ કપિલ થોડો શરમાળ સ્વભાવનો ને એનાં કારણે એટલો મિત્ર વર્ગ ન હતો પરંતુ college માં તેને અનિલ સાથે દોસ્તી થયી. જેને આકાશ સાથે પણ મિત્રતા હતી આકાશ આજે college માં નવું leather jacket પહેરીને આવ્યો હતો ખૂબ જ smart દેખાતો હતો ને છોકરીઓને જાણે આંખ તેના પર જ, હતી જ નહીં આકાશ સીધો classroom આવતાં wait અનિતા એની seat પર આવી બેઠી અનિતા પણ આકાશ ને નિહાળી રહી હતી સામે, boys ની seat ઉપર બેઠેલો કપિલ અનિતા ને જોતાં તેના મનમાં સવાલોનાં દરિયા ઊઠાં કે આવવાં current વ્યક્તિવાળાને અનિતા સાથે કઈક અજુગતું જ થાય તેને college પછી સમજાવી એવું મનોમન નક્કી કર્યું સાંજે college પછી કપિલ બહાર અનિતા જો, એવું તે જોર કરતો હતો અનીતા અને આકાશ બન્ને સાથે બહાર આવ્યાં ને અનિતા કપિલની, બાજુએથી નીકળી પરંતુ કાંઇ પણ બોલ્યા વગર આકાશ ની bike પર બેઠી બન્ને નીકળી ગયાં બીજી બાજુ કપિલ પણ સમજી ના શક્યો, કે શું થયું? મનોમન નક્કી કર્યું કે કાલે college આવતી વખતે ચોક્કસ અનિતા ને આ વાત કરીશ બીજા દિવશે સવારે રાબેતાં મુજબ કપિલ bike લઈને અનિતાનાં ઘરે ઊભો રહી ને, horn માર્યું ત્યારે અનિતાનાં મમ્મી અંદરથી અવાજ આવ્યો કે અનિતા તો college માટે નીકળી ગઈ કપિલ સમજીને થોડી bike ભગાવીને આગળ નકડ પર, અનિતાને આકાશ bike પર દેખાયાં કપિલ આકાશનાં બારામાં જાણે જાણકારી લેવાનું મનોમન નક્કી કર્યું.

એનાં મમ્મીને કહ્યું કે, તેને કહો મને વાર લાગશે તે નીકળી જાય અનિતાનાં મમ્મીએ કપિલ ને કહ્યું પરંતુ કપિલ ગયો નહીં ને તેનો wait કરતાં ત્યાં જ ઊભો રહ્યો. ને મનમાં કેટલાય વિચારોમાં ખોવાય ગયો થોડી વાર પછી અનિતાનાં હાથમાં મોબાઇલમાં વાત કરતાં કરતાં બહાર નીકળી ને road cross કરી સામે ઊંભેલા આકાશની bike પર બેસીને નીકળી ગઈ. બીજી બાજું કપિલ જોતો જ રહી ગયો કે અનિતાએ એની સામું સુદ્ધ ના દેખ્યું કપિલ એ મનોમન નક્કી કર્યું કે આ આકાશમાંથી તેને છોડાવીને જ રહીશ.

કપિલનાં મગજમાં તો સવાલો ઊઠયાં જ પરંતુ તે શું કરે તેની મથામણમાં હતો બીજી બાજુ આકાશ અનિતાને લઈ long drive પર નીકળી ગયો હતો અનિતાએ આકાશ ને પૂછ્યું કે, આપણે કઈ જઈ રહ્યાં છે ત્યારે આકાશ હસીને અનિતાને કહ્યું કે મારા ગામ farm house ઉપર થોડી દેર અનિતા એ આકાશને પૂછ્યું college નાં time પર ઘરે પહોચવાનું જરૂરી છે. આકાશએ જવાબ આપ્યો તું ફિકરનાં કર પહોચીશું don't worryokay બન્ને farm house પહોચ્યાં અનિતા આવી જગ્યાએ પહેલીવાર ગઈ હોવાથી, કતૂહલ થયું આગળ પાછળ હરિયાળી શાંત વાતાવરણ ઠંડી હવા romantic માહોલ શું કપિલ નો phone ઉઠાવીને અનીતા વાત કરશે? અનિતાનો, પ્રશ્નના આગળના ભાગ માં છે ભાગ બે કપિલ સ્વભાવે શાંત પરંતુ જો કોઈ કામ પર લાગે તો પૂરું કરીને જ જમ્પે. એવાં હાલત હોવાથી કપિલને એક વાત સુજ કે ભલે અનિતા મારી જોડે આવે વારંવાર કરે પરંતુ તેની ભલાઈ માટે મને કઇં પણ કરવું પડે, ને વિચારોમાં ખોવાઈ ગયો આજે college માં અનિતા ન દેખાઈ તો તેનાં mobile પર phone કર્યો જે out of coverage આવતો હતો. અનિલ એ કપિલ ને, પરેશાન દેખી ને તેને વાત કરી પૂછ્યું કપિલ દોસ્ત કઈ ખાસ નથી અનિલ તો પછી સાવ આમ કેમ બેઠો છું? કપિલ,

વાત કરીને જો જાણીતાં builder ને રાજકીય મોભો ધરાવતાં મી. દેવરાજ નો એક નો એક જ છોકરો છે. પૈસો, એટલો છે સાત પહેરી ખાય અને બીજા આકાશની ઓડખાંણ college માં sex toy ની છે કેમ કે, તે કેટલીક collegian છોકરીઓને ફસાવી ચૂક્યો છે પરંતુ, કોઈ પણ તેને again જઈ નથી સકતી કેમ કે મી. દેવરાજ college નાં trusty છે કપિલનાં તો પરસેવા છૂટી ગયાં ક્યાં અનિતા સાથે આ વિચાર, આવતાં તે college થી નીકળીને સીધે જ અનિતાનાં ઘરે ગયો અનીતાનાં પિતાને માંડીને બધી જ વાત કહી તેઓ એ પછી, પણ અનિતાને phone કર્યો પણ out of coverage આવતો હતો તેના પિતા તો રાતાપીળા થઈ ગયાં અનિતાનાં પિતા વારંવાર phone કરતાં હતાં પરંતુ તેનો phone લાગતો જ ન હતો. હવે તેઓ એ મનોમન નક્કી કર્યું કે આજે તો તેની ખેર નહીં બીજી બાજુ અનિતા જાણે આકાશ સાથે આસમાનમાં ઊડતી હોય એવો અનુભવ કરતો,

તને પણ નહીં પીવા દવ આકાશ ના બાબા કઈ ના થાય bear કઈ દારૂ થોડી છે જવનું પાણી છે લે જો તને, નથી પીવું તો તારા માટે ઠંડુ juice પણ છે હું લઈ આવું okay અનિતા okay આકાશ થોડીવાર પછી એક હાથમાં beer અને બીજા હાથમાં juice લઈને આવ્યો. ઢેણ -ટેણ કરીને અનિતાને આપ્યું તાર માટે juice અનિતા ગરમીથી પરેશાન હોવાથી ત્રણ ચાર ઘૂટમાં પી લીધું પરંતુ તેને થોડીવાર પછી કઈક, મસ્તી સૂજી જાણે એ ભાન ભૂલીને નાચવા લાગી કઈક અલગ જ અહેસાસ ને મસ્તીમાં તે બન્ને ભાન ભૂલીને એકબીજાનાં આલિંગનમાં ચુંબન કરતાં કરતાં, ન કામ કરવાનું કર્યું આ ભાગરૂપી વાતોનો એક અંશ માત્ર છે અહીં વર્ણન ને કોઈ પણ રીતે એવાં ખોટાં કામમાં ક્યારેય પ્રોત્સાહિન કરતું નથી. જે ત્યારે અનિતા હોશમાં આવતાં જાણે પોતે અપરાધ ભાવ અનુભવ્યો જ્યારે આકાશ ને અનસ માત્રનો પસ્તાવો ન હતો. આ જોઈને થોડુ અજુગતું પણ અનિતાને લાગ્યું અનિતાની વાટ જોઈ રહેલાં તેનાં પિતાએ આવતાં વેઠ એનાં પર, તૂટી પડ્યાં કે તારાં ને આકાશ નો phone કેમ બંધ છે જેનાં સાથે તારાં આડાસંબધ છે અનિતા, ગભરાયેલાં અવસ્થામાં જાણે કે તેનાં પિતા ને ખબર પડી હોય તેવાં ડરથી ધીમાં સાદે કહ્યું, કોણ આકાશ? આ સાંભળતા રાતાપીતા થતાં અનિલના પિતા એ એક લાફો જિકયો. નાલાયક તું મને બેવકૂફ સમજે છે તેનાં પિતાનાં ઊંચા સ્વર જ્યારે કપિલએ સાંભળીયા કે તે તરત જ દોડી આવ્યો.

ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જી ઓ વી ડોટ ઇન ઉપર જઈ તમે આ યોજનાનું online અરજી કરી શકો છો હવે આ કુંવરબાઈ નું મામેરુ યોજના માં

આ યોજનામાં મિત્રો આવક મર્યાદા પણ રાખવામાં આવેલી છે આ યોજનામાં આવક મર્યાદા છ લાખ રૂપિયા સુધી છે છ લાખ કે તેથી ઓછી આવક હોય ત્યાં સુધી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો કુટુંબની વધુમાં વધુ બે કન્યાઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર હોય છે આ યોજનાનો લાભ લેવા માટે online ફોર્મ ભરવાનું છે તે કઈ રીતના ભરાય તેના વિશે આગળ વીડિયોમાં વાત કરીએ મિત્રો કુંવરબાઈનું મામેરુ યોજના નું online form ભરવા માટે તમારે chrome browser open કરીને search bar ની અંદર ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ

ઈ સમાજ કલ્યાણનું portal તમને આ પ્રકારે જોવા મળશે અહીં citizen logging તમારી user id અને password નાખી captcha code fill કરીને તમે logging પણ કરી શકો છો જો તમે પહેલાથી register હોય તો હવે જો તમારે registration ન કરેલું હોય તો please register hear પર click કરીને registration કરવાનું રહેશે user registration ની detail તમારે fill up કરવાની રહેશે full name as for આધારકાર્ડ તમારે તમારું નામ આધારકાર્ડ પ્રમાણે લખવાનું રહેશે અહીં તમારે અરજદાર નું નામ લખવાનું અન્યનું નામ લખવાનું રહેશે xender ની અંદર female select કરવાનું રહેશે birth date તમારે અહીં લખી લેવાની જે કંઈ birth date હોય ત્યાં fill કરી લેવાની

બાજુમાં mobile number છે mobile number fill up કરી લેવાનો ઇ-મેલ આઇડી optional માં છે red mark નથી ઇમેલ આઇડી જો તમારે ન fill કરવી હોય તો પણ ચાલે મોબાઈલ નંબર તમારે સાચો mobile number અને message પડી શકે recharge કરેલું હોય તે mobile number નાખવાનો કારણકે આ ઈ સમાજ કલ્યાણના portal થી જે કંઈ message આવશે અરજી કર્યા ની અથવા અરજી તમારી reject

Password અને confirm password type આ પણ type કરી દેવાના રહેશે capture code fill કરીને તમારે register here ઉપર register ઉપર click કરવાનું રહેશે તો આ પ્રકારે તમે User registration detail આપીને આગળ વધી શકો મિત્રો confirm password કર્યા પછી તમને એક ઈ સમાજ કલ્યાણના પોર્ટલ દ્વારા એક message User id અને password તમને જે provide કરશે message દ્વારા પણ આ ફોર્મ આવશે એ message ના જે user id અને password હોય એ તમારે અહીં type કરી capture fill કરી અને ફરી થી Loging કરવાનું રહેશે logging કરીને પછી તમે કુંવરબાઈ ના મામેરા યોજનાને apply કરી શકો છો તો ચાલો આપણે type કરીને ફટાફટ logging કરી લઈએ મિત્ર જ્યારે તમે logging કરશો ત્યારે તમારી user profile update કરવાની રહેશે આમાંથી જે registration વખતે તમે જે માહિતી આપી હતી તે already show કરશે જેને તમારે કશું કરવાનું નથી

અરજદારના પિતા અથવા પતિનું જે છે અહીં type કરી દેવાનું અંગ્રેજીમાં બાજુમાં અરજદારના પિતા પતિ નું પૂરું નામ છે એ ગુજરાતીમાં તમારે અહીં નીચે scroll કરીએ અરજદારની જન્મ તારીખ આ link already selected હશે તે તમારે કશું કરવાનું નથી હવે વાત કરીએ અરજદારની પેટા જાતિ ની તેમાં Valied ઉપર select કરી અને તમારે select કરી લેવાની પેટા જાતિ જે પણ તમારે લાગુ પડતી હોય તે ફટાફટ scroll કરી અને શોધી અને તમાર select કરી લેવાની રહેશે હવે

હવે નીચે વાત કરીએ અરજદારનું હાલનું સરનામું વિશેની વાત છે કે રાજ્યનું નામ already ગુજરાત selected હશે તેમાં કશું ફેરફાર થઈ શકશે નહીં હવે જિલ્લાનું નામ please select ઉપર select કરી

બાજુમાં પીનકોડ નંબર લખવા માટે box છે તો તેમાં પીનકોડ નંબર લખી લો નીચે વાળા scroll કરીએ તો અરજદારનું કાયમી સરનામું ઉપર મુજબ હોય તો તમારે ટીક mark કરી દેવાનું છે અને જો ઉપર મુજબ ન હોય તો તમારે રાજ્યનું નામ select કરવાનું છે જિલ્લાનું નામ આ box માં

આખી માહિતી તમારી fill up કર્યા પછી તમારે update ઉપર click કરવાનું છે જેથી કરીને તમારું યુઝર profile update થઈ જાય જેવું મિત્રો તમે update ઉપર update કરશો તમારો registration એ સમાજની એ સમાજ કલ્યાણ portal ઉપર complite થઈ જશે તમે અહીં click કરીને જોઈ પણ શકો છો help manual withdraw application Welcome to અને તમારું નામ અહીં show કરશે હવે તમે આ portal ઉપર કોઈપણ યોજના નો અન્ય યોજનાનો પણ લાભ લઈ શકો છો અહીં કુંવરબાઈ મામેરુ ની યોજના જે સૌથી ઉપર દર્શાવેલી માં આવેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જાતિ પ્રમાણપત્રક અન્ય બીજી યોજનાઓનો પણ તમે એમ જે ઈ સમાજ કલ્યાણ portal દ્વારા તમે લાભ લઈ શકો છો આપણે કુંવરબાઈના મામેરા વિશે વાત કરવાની છે તો કુવરબાઈનુ મામેરુ જે યોજના નું જે આ box છે તે તમારે click કરવાનું રહેશે હવે કુંવરબાઈનું મામેરું યોજના ઉપર click કરતા તમને આ પ્રકારે પાત્રતાની માહિતી સહાયનું ધોરણ અને રજૂ કરવાના document વિશે જણાવવામાં આવશે તમારી simple અહીં okay બટન ઉપર click Okey બટન ઉપર click કરતા તમને અરજી કરવા માટે ના ચાર step છે તે અહીં શો કરશે તમારે અરજી કરવા માટે હવે પછી વિગતો છે એ ભરવા મંડવાની રહેશે તમારું નામ already લખેલું છે તેમાં તમે ફેરફાર કરી શકશો નહીં તે એમનેમ રહેશે અરજદાર ના પિતા વાલી નું નામ જે બાજુમાં છે અરજદાર ની જન્મ તારીખ ઉંમર અરજદારની જાતિ અરજદારની પેટા જાતિ Link mobile number અને ઇમેલ already આપણી register વખતે જે માહિતી આપી હતી તે અહીં show કરશે અરજદાર નો ફોટો જે બાજુમાં upload કરેલો છે હવે આ માહિતી તમને એમનમ બતાવશે લગ્ન સમૂહ લગ્નમાં કરેલ છે કે નહીં તે તમારે હા અથવા ના ની અંદર જવાબ આપવાનો રહેશે હા અથવા ના ની અંદર ટીક માર્ક કરવાનું રહેશે અરજદાર ના પિતા નું હાલનું સરનામું શું કરશે નીચે અરજદારના પિતાનું ઉપર તમારે click કરી ને application ના બીજા step ઉપર જવાનું છે બધી માહિતી fill up કર્યા પછી તમારે અરજીની વિગતો આપવાની રહેશે અરજીની વિગતો આપવાની રહેશે અન્ય વિગતો જેમકે લગ્ન કર્યાની છે તારીખ તમારે લખવાની છે calendar ઉપર click કરી ને પછી લગ્ન દિવસે કન્યા ઉંમર એ automatic અહીં બાજુમાં show થઈ જશે લગ્ન કરનાર કન્યા ના બહેનની સંખ્યા છે તમારે અહીં લખી લેવાની છે કારણ કે આ યોજનાઓના લાભ વધુમાં વધુ છે એ બે કન્યાઓને મળવા પાત્ર છે એટલે તમારે અહીં સંખ્યા દર્શાવવાની રહેશે લગ્ન કરનાર કન્યા ના પિતા નો આધારકાર્ડ નંબર છે એ તમારે અહીં type કરી લેવાનો રહેશે કન્યાના મા-બાપ વાલીની બધા સાધનોની મળીને આવક એટલે તમારે અહીં આવક ના દાખલા માં જે આવક દર્શાવેલી હોય તે તમારે અહીં fill up કરવાની રહેશે નીચે scroll કરીએ તો કન્યાના પિતા વાલીના સરનામું વિશે વાત કરવામાં આવેલી છે

જયાં રહેતું હોય ત્યાંનું સરનામું અ તમારે અહીં લખવાનું છે

અને યુવકની જે જાતિ હોય please select ઉપર click કરી તમારે અહીં select કરવાની રહેશે યુવકની જે પેટા જાતિ પૈકી એ પણ તમારી select કરી લેવાની યુવકની જન્મ તારીખ અહીં calendar માં click કરીને અથવા એમનેમ પણ તમે type કરી લખી શકો છો એટલે બાજુમાં તરત જ યુવકની ઉંમર છે એ show કરવા લાગશે

જે શાખામાં તમારે bank account હોય એ શાખા નું નામ આ box ની અંદર લખી દેવાનું આ એક્સ એક્સ બીકોળા છે bank passbook ના front page ઉપર થી તમારે લખી દેવાનું છે અને bank account number ધ્યાનથી નાખવાનો છે કોઈ ભૂલ ન રહે તે પ્રમાણે ધ્યાનથી બે વાર check કરી તમે તમારો bank account અને આઈ આર એફ સી code છે તે લખી લો

કન્યાનું આધાર કાર્ડ તમારે upload કરવાનું છે આ બધા document તમારે કોઈ એક scanner માં scan કરી અને તમારે folder ની અંદર Save કરી લેવાના જેથી કરી choose file ઉપર click કરો એટલે જે તે folder માં તમે જે તે document રાખ્યા હોય તે તમારે direct select કરી અને upload કરી લેવાના છે અને document ના નામ સાથે આ folder માં રાખજો જેથી કરી તમારે select કરવામાં કોઈ પણ પ્રકારનો problem થાય નહીં કન્યાના પિતા વાલીની આવકનો દાખલો છે એ તમારે અહીં choose file ઉપર click કરીને છે એ આવકનો દાખલો upload કરવાનો છે લગ્ન નોંધણી પ્રમાણપત્ર marriage cert choose file ઉપર select કરી કરી અને પછી તમારે upload કરવાનું છે આ self declaration નું page આવે છે જે તમને નીચે link દ્વારા તમને મળી જશે તે download કરી Self for declaration નું જે form છે એ fill up કરી અને તમારે અહીં upload કરવાનું છે self declaration form તમારે fill up કરતા ન આવડે તો આપણ બાજુમાં તે પણ દર્શાવી દીધું છે કે કઈ રીતે આ form છે તેને fill up કરવાનું રહેશે અહીં bank passbook ની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક બેમાંથી કોઈ પણ એક ચાલે પેજ છે એ યુવતી યુવતીના નામનું હોવું જોઈએ અને પાછળ છે એ વાલીનું નામ હોવું જોઈએ જે કન્યાના પિતા હોય જેમનું નામ હોવું જોઈએ પાછળ choose file ઉપર તમે

જે fill up કરીને તમારે તે છે એ તમારે upload online કરવાનું હોય છે તો ચાલો એને fill કરી લઈએ આથી હું નીચે સહી કરનાર પૂરું નામ અહીં કન્યાના વાલી નું નામ તમારે અહીં લખી લેવાનું છે જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે ઉંમર તમે લખી લો જિલ્લા તાલુકા નું નામ વગેરે લખી ને હું જાહેર કરું છું કે મારે કુલ અહીં કન્યાઓની તમારે સંખ્યા લખવાની છે જો એક કન્યા હોય તો એક બે હોય તો બે જે કંઈ પુત્રીઓ વાલીને હોય તેની સંખ્યા લખવાની છે તેમાંથી પહેલીના કે અથવા બીજીના જેના લગ્ન હોય એની માહિતી આપી કન્યા ના લગ્ન થયા છે

કુંવરબાઈ નું મામેરુ યોજના નો લાભ અગાઉ લીધેલ નથી. કુંવરબાઈ નું મામારું યોજના નો લાભ એક જ કુટુંબ ના ગમે તેટલી કન્યાઓ હોય તેમાંથી બે કન્યા ને લગ્ન પ્રસંગે યોજના નો લાભ મળે છે તે હું જાણું છુ આ પ્રકારે મિત્રો બાહીધરી આપીને તમારે નીચે વાલીની સહી કરવાની છે એની વાત કરયે તો અહી ફરીથી તમારે જે પુત્રી નામ લખી લગ્નની તારીખ લખવાની છે અને તાલુકો જીલ્લો અને લગ્ન સ્થળ નું સરનામું આપીને તમારે અહીં સ્થળનું નામ તારીખ લખ્યા પછી તમારે નીચે છે એ સહી કરવાની રહેશે કન્યા ના પિતા અથવા વાલીની સહી છે અહીં તમારે સહી કરી લેવાની છે અને નીચે સહી કર્યા પછી તમારે પૂરું નામ છે તે વાલી નું લખી લેવાનું છે અને આધાર કાર્ડ ઓળખ કાર્ડનો પુરાવા નંબર છે એ અહીં લખી લેવાનો રહેશે તો આ પ્રકારે મિત્રો self for declaration નો form છે એ ભરવાનું હોય છે મિત્રો સેલ self for declaration નું form છે ઈ સમાજ કલ્યાણની જે portal છે એની અંદરથી પણ download કરી શકો છો download કરીને જે અહીં self declaration નો option છે ત્યાં choose file ઉપર Click કરીને તમે upload કરી શકો છો હવે નીચે તમારે save and next button ઉપર click કરો મિત્રો જ્યારે બધા જ document upload Submit કરો છો ત્યારે submiting ની અંદર થોડોક time પણ લાગી શકે છે just wait and watch મિત્રો વ્યક્તિગત માહિતી અરજી ની વિગતો document upload આ ત્રણ step clear કર્યા પછી ચોથા step ની અંદર એક રાત તરીકે આ પ્રકારના નિયમો અને શરતો મુજબ એક box આવશે એની ઉપર તમારે અહીં છે click અને પછી તમારે save application ઉપર click કરવાનું છે આ application ઉપર click કરશો એટલે આ પ્રકારે તમને શું કરશે. શું તમે તમારી અરજી submit કરવા માંગો છો ના રદ કરો એના પર click કરો તો application રદ થઈ જશે. હા submit કરો એના પર click કરો તો application એ submit થઈ જશે તો તમારે અહીં હા submit કરો એના ઉપર click કરવાનું રહેશે એના ઉપર click કરતા જ તમારી application છે એ submit થઈ ઉપર click કરીએ just થોડુંક load લઈ રહ્યું છે

મિત્રો અરજી કર્યા ની સાથે જ અરજી ની યાદી તમને અહીં show કરી રહી છે અરજીની વિગતો તમે જોઈ શકો છો અરજીની print કરાવી શકો છો તમે અરજદારનું નામ અહીં show કરે છે અરજી નંબર છે એ અહીં બતાવવામાં આવેલ છે અરજી ની તારીખ show કરે છે જિલ્લો તાલુકો વગેરે detail અહીં તમે જોઈ શકો છો

અરજી તમારી મંજૂર થઈ છે કે નહીં status પણ જોઈ શકો છો તમારી અરજી reject થઈ છે એ પણ જોઈ શકો છો એના માટે તમારે કુંવરબાઈનું મામેરુ જે નીચે logging કરી જે લખેલું છે કુવરબાઈનું મામેરુ ત્યાં તમારે click કરવાનું છે કરતા ની સાથે આ પ્રકારનું માપદંડ વગેરે show કરશે અને આ okay આપવાનું છે okey આપ્યા પછી તમને આ પ્રકારે અરજીઓની છે એ યાદી આ પ્રકારે દર્શાવવામાં આવી રહી છે કાર્ય સ્થિતિ તમને show કરી રહી છે કે અરજી મંજૂર થઈ નથી હજુ હજુ અરજી ઉપર કામ ચાલુ છે તો આ પ્રકારે તમને અરજી ની યાદી બધી દર્શાવવામાં આવેલી છે અરજી નંબર અરજી કર્યા ની તારીખ જીલ્લો તાલુકો જાતી પેટા જાતિ વગેરે છે mobile number છે અને અરજી કર્યા ની જે સ્થિતિ જે તમારે ખૂબ જ જાણવું જરૂરી હોય છે કે અરજી તમારી reject થયેલ હોય તો અહીં show કરશે લોગ ઈ સમાજ કલ્યાણના portal ઉપર જઈ તમે Loging કરો અને logging કર્યાની કુંવરબાઈ ના મામેરા પર click કરવાથી આ પ્રકારે તમે અરજીનું status જોઈ શકો છો હા તમે અરજીની reject કરવી હોય તો તમને અરજી કરતી વખતે કંઈક ખોટી માહિતી અપાઈ ગઈ હોય અરજીના ખોટા proof અપાઈ ગયા હોય આવા કોઈ પણ કિસ્સામાં આ અરજીને રદ કરી અને ફરી પણ તમે અરજી કરી શકો છો એના માટે તમારે અહીં three line ઉપર click કરીને આ home ઉપર જતું રહેવાનું છે home ઉપર જતા રહો અને પછી ફરી થી તમે three line ઉપર click કરો three line ઉપર કરતા ની સાથે તમને અહીં show કરશે Withdraw application આ withdraw application ઉપર જઈ તમે તમારી અરજીને રદ પણ કરી શકો છો તો ચાલો આપણે withdraw application પર click કરી લઈએ withdraw application ની પર click કરતા ની સાથે અરજી રદ કરો આ પ્રકાર તમને show કરવામાં આવે છે એ તમે જોઈ શકો છો કે તમારી અરજી ક્રમમાં લખવામાં આવેલ છે જો તમે એક કરતાં બે ચાર વધારે અરજી હોય તો બધી અરજીઓ તમને અહીં show કરશે તમે આ અરજીને રદ પણ કરી શકો છો આ અરજી નંબર show કરે છે તમે અરજી ની સ્થિતિ અરજ સમાજ કલ્યાણ નિરીક્ષક પાસે પડતર છે હજી અરજી સ્વીકારવામાં આવેલી નથી તો તમે અહીં રદ પણ કરી શકો છો રદ કરવા માટે simply કંઈ નહીં કરવાનું અહીં click કરવાથી આ તમારી અરજી છે એ રદ થઈ જશે તમે આ અરજી ફરીથી કરી શકો છો કોઈ અરજીમાં ભૂલચૂક હોય તે સુધારી શકો છો અહીં click કરતા આ અરજી છે એ રદ થઈ જશે રદ ઉપર click કરતાની સાથે તમને આ પ્રકારનું કંઈક message show કરશે કે શું તમે અરજી પાછી ખેંચવા માંગો છો? હા કે ના મા તેમને જવાબ આપી શકો છો અહીં આપણે હા કરી દઈએ જેથી આપણી application છે એ રદ થઈ જાય અરજી છે એ સફળતા પૂર્વક પાછી ખેંચવામાં આવેલી છે તો આ પ્રકારે તમે અરજી છે એ રદ કરી શકો છો મિત્રો કુંવરબાઈના મામેરા યોજનામાં ઓ છે મિત્રો કુંવરબાઈનું મામેરુ યોજના વિશે આશા રાખું છું કે તમને સંપૂર્ણ માહિતી છે એ મળી જઈ હશે અરજી કઈ રીતે કરવી એના વિશે આપણે વાત કરી અરજીને કઈ રીતે રદ કરવી એના વિશે વાત કરીએ મિત્રો બાર હજાર ની સહાય છે આ બાર હજાર ની સહાય છે એ મિત્રો દીકરીના કન્યાના bank account મા પડી જતી હોય છે એ કન્યાના લગ્ન સમયે લગ્ન

નમસ્કાર સાહેબ કેમ છો? મજામા?